નાણાકીય સ્થિતિ ને મજબુત કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા list કરાયેલા અને વિષયો પર સૂચન આપવું જોઈએ. અનુચ્છેદ બસો એક્યાસી મુજબ રાષ્ટ્રપતિ નાણાકીય દરેક ભલામણ મુજબ તેના પર કરવામાં આવેલ કાર્યવાહી સંસદ ના પ્રત્યક્ષ સંબંધ ના સમક્ષ વિચારણા વિમક્ષ માટે કરે છે ભારત ના પહેલા નાણાકીય અધ્યક્ષ કેસી નીયબ ઈસ્વીસન ઓન્ગ્લીસો એકાવન, બાવન અને બે હજાર સાત માં ભારત ના તેર માં વિજય કેલારકાર અને હાલ માં ભારત ના ચૌદ માં અધ્યક્ષ વાય ડી રેડ્ડી તેર થી કાર્યરત છે.

જેને સાર્વજનિક કર્યો નો અનુભવ હોય અનુચ્છેદ

તો નીચે description માં link આપી દીધી છે. click કરી અને આપ વિશેષ નો video જોવાનો ન ચૂકવત ok હવે current affairs ની વાત કરીએ તો જમ્મુ માં tulip garden નું ઉદ્ઘાટન કરવામાં આવ્યો છે. લગભગ પાંચ acres જેટલા વિસ્તારમાં tulip garden બનાવવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીરના Lieutenant Governor મનોજસિંહ દ્વારા આ tulip garden નો ઉદઘાટન કરવામાં આવ્યું છે એની વાત કરીશું ડોગરી ભાષામાં ભારતીય બંધારણનો વિમોચન કરવામાં આવ્યો છે ભારતીય બંધારણનો એક પુસ્તક ડોગરી ભાષામાં લખવામાં આવ્યો છે તેનું વિમોચન કરવામાં આવ્યું. કિબીથુ ખાતે એની વાત કરીશું vibrant village કાર્યક્રમની શરૂઆત થઈ છે અને ત્રિપુરામા connectivity event નું આયોજન કરવામાં આવ્યું છે. તો રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? આ દરેક ઘટના વધારા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યની Video તમે અંત સુધી નિહાળજો Video ગમે તો like કરવાનું ના ભૂલતા ok શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચાર થી જમ્મુમા આ tulip garden નું ઉદ્ગાટન કરવામાં આવ્યું છે અહી તમે image જોઈ શકો છો, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજસિંહ. તેમના હસ્તે આઠ april ના રોજ આ tulip garden નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું જમ્મુ

જમ્મુ કાશ્મીર ના ઉપરાજ્યપાલ અને આ tulip garden કયા બનવામાં આવ્યો છે તો જમ્મુ ક્ષેત્રના સનાતરના રામબન hill resorts માં અને garden પાંચ acres માં ફેલાયેલો છે અને જે હાલ ના tulip garden નું વિસ્તરણ છે તે બે વર્ષ પેહલા સ્થાપવામાં આવ્યો હતો આજ થી બે વર્ષ પેહલા tulip garden સ્થાપવમાં આવેલો હવે તેનું વિસ્તરણ કરીને પાંચ acres વિસ્તાર ફેલાવામાં આવ્યો છે

અને છોડવાઓ અને કુલ સંખ્યા છે બે point પંચોતેર લાખ અને આ garden લીલાછમ જંગલો ની વચ્ચે આવેલો છે જે પ્રવાસન અને વ્યાપારી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે અને મિત્રો અહી tulip garden ની વાત કરી રહ્યા છીએ તો tulip ફૂલના છોડ ની વાત કરીએ તો આ tulip એ tulip વર્ગના સુંદર ફૂલો સાથેનો બારમાસિક ગોળાકાર છોડ છે મિત્રો બારમાસી અને ગોળાકાર છોડ છે જેમાં એકસો નવ જાતિઓનો સમાવેશ થાય છે અને tulip ની વિવિધ જાતિઓ પામીરની ટેકરીઓ હિન્દુકૂષ પર્વતમાળા

અને જે દર્શકો માટે ખાસ કરીને ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકવામાં આવે છે તો ત્યાં પણ તમે આ tulip garden જોઈ શકો છો આગળ વાત કરીએ તો જમ્મુ અને કશ્મીર જમ્મુ અને કાશ્મીર ભારત નો સૌથી ઉત્તરમાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે અને કાશ્મીરનો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યના કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતો છે જમ્મુ કાશ્મીરના પ્રાકૃતિક સૌંદર્યના કારણે વિશ્વભરમાં પૃથ્વી પર ના સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે જમ્મુ અને કાશમીર દક્ષિણે હિમાચલ પ્રદેશ અને પંજાબ થી જોડાયેલ છે તેમજ ઉત્તર પૂર્વ દિશાએ ચીન સાથે જોડાયેલ છે અને આ ઉપરાંત lion of control એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાસે છે lion of controller એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પડે છે અને જમ્મુ કાશ્મીરના વર્તમાન lieutenant governor કોણ છે મનોજ સિંહા ઈમેજમાં તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો ડોંગરી ભાષામાં ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ નો વિમોચન કરવામાં આવ્યો છે મિત્રો બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે બાવીસ એની અંદર ડોંગરી ભાષા પણ આવી જાય તો ડોંગરી ભાષાની અંદર ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ નો વિમોચન કરવામાં આવ્યું છે કેન્દ્રીય કાયદા ન્યાયsw અને સંસદીય બાબતોના મંત્રી કોણ કિરણ રીજ્જુ એ જમ્મ university ડોંગરી ભાષામાં ભારતીય બંધારણ ની પ્રથમ આવૃતિ નું વિમોચન કર્યું હતું આપના કેન્દ્રીય કાયદા ન્યાય અને

ભારતીય બંધારણનું ડોગરી ભાષાનો પ્રકાશન એ ભાષાકીય વિવિધતાના કારણે પ્રોત્સાહન આપવા અને દેશના સાકૃતિક વારસાને જાળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે અને બંધારણ મૂળરૂપે અંગ્રેજી અને હિન્દીમાં લખવામાં આવ્યું હતું અને ત્યારથી તે અન્ય ઘણી ભાષાઓમાં અનુવાદિત થયું છે મિત્ર જ્યારે બંધારણની રચના કરવામાં આવી તો મૂળરૂપે અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું અને ત્યાર પછી ઘણી બધી ભાષાઓમાં તેનો ભાષાંતર થયો છે અનુવાદ થયો છે અને ડોગરીમાં બંધારણનું ભાષાંતર

ડોંગરી ભાષા ની પણ વાત કરી લઈએ તો ડોંગરી ભાષાએ ભારત અને પાકિસ્તાનના લોકો દ્વારા બોલાતી ઇન્ડો આર્યન ભાષા છે ભારત અને પાકિસ્તાનના લોકો દ્વારા બોલાતી ઇન્ડો આર્યન ભાષા છે જે મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર માં જે જમ્મુ વિસ્તાર છે ત્યાં આ બોલાય છે ભાષા આપણા ભારત દેશની અંદર ડોગરી ભાષા ખાસ કરીને જમ્મુ અમ વિસ્તારમાં બોલાય છે

ડોંગરી ભાષા બોલનાર ડોગરા લોકો કહેવાય છે અને આ ભાષા જ્યાં બોલાય છે તે વિસ્તાર ને ડુંગર કેવાય છે શું ડોંગરી ભાષા બોલનાર ડોગરા લોકો કહેવાય છે

સત્તાવાર માન્ય ભાષાઓ કેટલી છે બાવીસ એ પૈકીની એક ભાષા એટલે આ ડોંગરી અને બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રણ ના રોજ ડોગ્રી ભાષાને ભારતીય બંધારણમાં ભારતની રાષ્ટ્રીય ભાષા તરીકે માન્યતા આપવામાં આવી હતી

ભારતનું બંધારણ બંધારણ સભામાં છવીસ november ઓગણીસો ઓગણ પચાસ ના દિવસે પસાર થયો હતો અને છવીસ january ઓગણીસો પચાસ ના દિવસે લાગુ કરવામાં આવ્યો હતો પરીક્ષામાં પુછાયેલો પ્રશ્ન છે

છવીસ january ઓગણીસો પચાસ ના દિવસે આ બંને વચ્ચેનો તફાવત તમને યાદ હોવો જોઈએ કે બંધારણનો સ્વીકાર ક્યારે થયો છવીસ november ઓગણીસો ઓગણપચાસ અને બંધારણ ક્યારે લાગુ કરવામાં આવ્યો છવીસ january ઓગણીસો તો છવીસ january ઓગણીસો

અને આઠ અનુસુચિત હોવાથી અને જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતો વખત ફેરફાર કરવામાં આવેલ છે તો વર્તમાન સમયમાં કેટલા ભાગ છે કેટલા અનુચ્છેદ છે અને કેટલી અનુસૂચિ છે તો આ બાવીસ ભાગ ને બદલે હવે કેટલા ભાગ છે પચીસ ત્રણસો ને પંચાણુ અનુચ્છેદ હતા અત્યારે છે ચારસોને પાંસઠ અને જે આંઠ અનુસૂચિ હતી તે અત્યારે છે બાર તો ફેરફાર યાદ રાખી લીધો કે જ્યારે બંધારણનો સ્વીકાર થયો ત્યારે બાવીસ ભાગ અત્યારે પચીસ ત્યારે અનુચ્છેદ હતા ત્રણસો પંચાણુ અત્યારે ચારસો પાંસઠ ત્યારે અનુસૂચિ હતી આંઠ અત્યારે છે બાર clear ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારી ના કારણે બાબા સાહેબ આંબેડકર ને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે ભારતીય બંધારણના પિતા તરીકે BR આંબેડકર ના ઓળખવામાં આવે છે અને તેઓ ખરડા સમિતિ ના અધ્યક્ષ હતા ડ્રાફટિંગ કમિટ્ટી ના અધ્યક્ષ હતા આગળ વાત કરીએ કે ડી થ્રૂ ખાતે vibrant village કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે ભારત ના ગૃહમંત્રી અમિત શાહે અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબીથુ ખાતે vibrant village કાર્યક્રમ ની શરૂઆત કરી હતી મિત્રો આ કિબીથુ ખાસ યાદ રાખવા જેવુ છે ક્યાંનું છે અરુણાચલ પ્રદેશનું યાદ એટલા માટે રાખવાનું કે જ્યારે સૂર્યોદય થાય ને ભારત દેશમાં તો શરૂઆત અહીંથી થાય છે ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્ય થી થાય છે અરુણાચલ પ્રદેશથી અને ત્યાંનો એક point એટલે આ કિબીથુ અહીં vibrant village કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને શરૂઆત કરી છે આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોનો સર્વાંગી વિકાસ લાવવા અને તેમને આત્મા નિર્ધાર અને સમૃદ્ધ સમુદાયોમાં પરિવર્તિત કરવાનો છે કી વી થ્રૂ ગામ ભારત ચીન સરહદ ની નજીક સમુદ્ર સપાટી થી નવહજાર ફૂટ ની ઉચાઈએ આવેલું છે

કિબીથુ ઉગતા સૂર્યની ભૂમિ એટલે કે અરુણાચલ પ્રદેશ નું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને vibrant village કાર્યક્રમ ના મહત્વની વાત કરીએ તો આ ગામમાં વીજળી

જે પાયાની જરૂરિયાતો છે તે પૂરી પાડવા ઉપર focus કરવામાં આવશે અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલ vibrant village કાર્યક્રમ નો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપીને પરિસ્થિતિને બદલવાનો છે આ કાર્યક્રમમાં રસ્તાઓ પૂલો અને અન્ય infrastructure નિર્માણ વીજળીની જોગવાઈ અને પીવાના શુદ્ધ પાણીની પહોંચ જેવી વિવિધ પહેલોનો સમાવેશ થાય છે મિત્રો આ કાર્યક્રમ એ ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એની અંદર જે અંતરિયાળ ગામો છે જે હજુ પણ રસ્તાઓ નથી પુલ નથી ટૂંકમાં પાયાનો જે માળખું હોવું જોઈએ કે નથી તો એના નિર્માણ વીજળીની જોગવાઈ પીવાના શુદ્ધ પાણીની પહોંચ જેવી વિવિધ પહેલાંનો સમાવેશ થાય છે અને ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓ માટે

તો અરુણાચલ પ્રદેશ ભારતના ઉત્તરપૂર્વ છેડે આવેલુ રાજ્ય અહી તમે જોઈ શકો છો ઉત્તરપૂર્વ છેડે આવેલુ રાજ્ય એટલે આરુણાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ દક્ષિણમાં આસામ અને નાગાલેન્ડ સાથે પશ્ચિમ માં ભૂટાન પૂર્વમાં મ્યાનમાર અને ઉત્તર માં ચીન સાથે સરહદ ધરાવે છે અરુણાચલ પ્રદેશ દક્ષિણ માં આસામ રાજ્ય સાથે દક્ષિણ એટલે આ નીચે નો છેડો થયો આસામ સાથે ત્યાર પછી નીચે નાગાલૈંડ પણ છે તો અહી મિત્રો નાગાલૈંડ આસામ અને નાગાલૈંડ સાથે સરહદ ધરાવે છે દક્ષિણ માં પશ્ચિમ માં ભૂટાન સાથે તો અહી પશ્ચિમ આ બાજુ ભૂટાન સાથે સરહદ ધરાવે છે પૂર્વમાં પૂર્વમાં આ બાજુ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે અને ઉત્તર માં ચીન સાથે સરહદ ધરાવે છે અરુણાચલ પ્રદેશ જેમના નામનો અર્થ શું થાય છે ઉગતા સૂર્યની ભૂમિ તેને સંસ્કૃત માં પણ વનસ્પતિ શાસ્ત્રી ઓન સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે અરુણાચલ પ્રદેશનો શાબ્દિક અર્થ ઉગતા સૂર્યની ભૂમિ સંસ્કૃતમાં વનસ્પતિ શાસ્ત્રી ઓન સ્વર્ગ તરીકે અરુણાચલ પ્રદેશ ઓળખાય છે વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે સમૃધ અરુણાચલ પ્રદેશ ભારતીય ઉપખંડમાં સૌથી વધુ પ્રાદેશિક ભાષાઓ ધરાવે છે અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી બોલે તો પ્રેમા ખાંડું

અને અરુણાચલ પ્રદેશની રાજધાની છે ટ્વિટાનગર આગળ વાત કરીએ તો ત્રિપુરારાજ્ય highlight માં કારણ ત્રિપુરા માં connectivity નું આયોજન કરવામાં આવ્યું છે ભારત બાંગલાદેશ અને જાપાન દ્વારા ભારત ના ત્રિપુરામાં connectivity event નું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દેશ ભારત બાંગલાદેશ અને જાપાન આ ત્રણેય દેશો દ્વારા ત્રિપુરામાં connectivity event નું આયોજન કરવામાં આવ્યું નમષ્કાર મારુ નામ પ્રણાલિકન. આજે આમ હું તમને થોડી બાપુ ની વાતની વાતો વિશે કહીશ. એક રાતે અંધારું બોવ જ હતું મહાન અંદરમાં એક એટલે જગ્યા તથા તબલા સમય તરફ થી તેમની તરફથી આલી તરફથી ચેત આવશે

તેના ધ્યાન તેનો અગ્રણ હવે તો અંધારી તો રાત હતી પણ ગાંધી બાપુ અંધારામાં એકલા જવાનું કહેવાનો હતો તેઓ સ્થળાંતરે જય કરે ત્યા આયે તરત થવા મંડી આથી તેનું બાલ ઉભી રાખી એને હાથી ને પૂછ્યું સુ થયું સુ થયું મોહક એટલે તેને મને બીક લાગે છે. ગાંધીજી એ કહ્યું, મને બીક લાગે છે અંધારે કરાવતી મોં એ એમને માથે હાથ મૂકીને કહેવા લાગી

અંધારું, અંધારું હોય કે ગમે તે હોય આપણે અંધારાનું નામ બોલતા ચાલ્યા જઈએ છે જેને વાવ નો તેને લઇ કહ્યા ભાર બીજાની વાત સાંભદયા મોહન કહે આગડ વાંધો એને હવે કસાય નો દર ન હતો તે દિવસે ગાંધીજી ગાંધીજી ના મન માંથી દર જ જતો રહ્યો કદી એ કદી એ પોતાના પોતાને એકલા મન એકલાના માનતા એને ઈર્ષા થતો હતો કે જ્યાં સુધી એના સાથે રામ છે એને કોઈ કહી શકે નહિ જ્યાં સુધી રામમાં એને એનુ જીવન મંત્ર બની ગયું એટલ એટ એટલે જિંદગી ની ચલ્લી સુધી રામ નું નામ

રસ્તામાં રોકાય ખાવા પીવા ગાંધીજી એને એમ કહી માય

કેટલાક શબ્દ શિક્ષકે જોયી અન એને ની નજ પોતાના પોતાના ની ગોતી અણી મારી અહીં આવી એને પાસે ના છોકરા ની નકલ કરવા ઈશારો કર્યો અને ગાંધીજી ના સાંજે તો નહ બધા છોકરાયોના સબ્ધ સાચા પડ્યા. એકલા ગાંધીજી છોડ છોડ છડિયા પછી સિક્ષક ગાંધીજી ને ચિડાયા. એને કહ્યું, મેં તો ઈશારો કર્યો તો તે પાછળ વાળા છોકરાને ટેક નાખીને કરીલે. નકલ કરવા નકલ કરવા, નકલ કરતાં બ ના આવડે ગાંધીજી કહે ઘરે જાવા નીકળ્ય એના મનમાં દુઃખ ન હતું એને એજ એ જાણતો હતો કે તો તે જાણ કર્યું હતું તે બરાબર છે એના મનમાં દુખ હોય તો તે એની વાતનું શિક્ષણ પુરી કરવાનું કહ્યું અન્ય કામ કે ચોરી કરવાનું ચોરી કરતાં રોકવાનું હતું આવી રીતે અપડે ગાંધીજી ની બે વાત જાણી. હવે ત્રીજી વાત જનિસુ દક્ષિણ આફ્રિકામાં સરકારે એને આશ્રમ આપ્યો. આશ્રમે બાળકને આપવાને માટે નિશાળ ખોલવામાં આવી આવી બાપુ પોતાની રીતે બાદકો ને આપવા માનતા હતા સિક્ષકો એટલે તો તે રીતે કહ્યા પરીક્ષાઓમાં નંબર આપવામાં આવતા તે એમને પસંદ ના આવતુ આશ્રમ ની શાડા બાળકોને તેમનું ધ્યાન વધે ને તારી દેવા પડે અને એની વગર અમેની ઉપર નજર એમની નજર રહે ફરીથી પરીક્ષાના પણ આપવામાં ખૂણા આપવાની બાપુ ની અવણિત અવણિત બાપુની રીત. બધા બાળકો બાળકો ને એક જ સવાલ સુજએ આવતો પણ એક જ વર્ગમાં હતા અને તેમ તેમ છતાં તેને વધુ સારું જવાબ લખ્યો હોય ને ઓછા ગુણ મળે

પોતાના રહેઠાણ ગામ વાળા હોવાનું આ જોતા લાગ્યા બાપુએ એમને સમજાવ્યા મારે એ નથી ગટવું બતાવું કે રામ વધુ વખત ચાલશે એ ગલણત્રી ગલણત્રી એ હું મારે એ જોઇએ છે કે દરેક લાવતા પહેલા જ્યા જ્યાં હતો ત્યાંથી ખરેખર કેટલા આગળ વધ્યા છીએ એક જેટલું વધારે સીખીઓ છે અત્યરે છોકરો પોતપોતાની સાથે સરખાવ્યા સરખયવ્યા કરે અને તમામ કરતો ફરે તોહ તેની વૃદ્ધિ વૃદ્ધિ વરુસત થાય જાય આ ઘમંડ લીધે ભણવાના માં મેહનત કરવાની જરૂર

તેજ આગળ વધશે અને એને હું વધારે ગુણ આપીશ વધારે ગુણ મેળવવા વિદ્યાર્થી પણ બાપુ બાપુ બરોબર નજર આપતા હતા એ આગળ વધે કે નહિ

એકજ વખત ભલે ઓછા ગુણ લવ્યો પણ પછી મહેનત કરી વધુ ગુણ આવે તોહ બાપુ આવી રીતે મારી વાણી તોહ આહી અંત આપું છું